બિહારની બહારની તરફ એક પાર્કિંગની ની જગ્યા છે જ્યાં ઘણા બધા વાહનો જેમકે બાઈક એકટીવા વગેરે પાર્ક કરેલું દેખાઈ રહ્યું છે.

તેની ઉપર એક બોર્ડ લગાવેલું છે જેની ઉપર ફ્રેડસ ચિકન સેન્ટર તેમ લખેલું છે.

જ્યાં પાણીના ખાડા ભરાયેલા છે બાજુએ થોડા વાહનો અને હાથગાડા રાખેલા છે.

ઘણા બધા પ્રકારના શેમ્પૂ તેલ ટ્યુબ ક્રીમ વગેરે જોવા મળી રહ્યું છે નીચે બોક્સ મુકેલા છે.

તેના ઉપર એક બોર્ડ લગાવેલું છે જેના ઉપર પ્રકૃતિ પેટ ક્લિનિક તેવું લખેલું છે.

તે મુકેલી છે નીચેની તરફ ક્લિનિક નો દરવાજો ખુલ્લો છે અને તેની બાજુમાં એક દુકાન જોવા મળી રહી છે.

બોર્ડ ની નીચે એક બેનર લગાવેલું છે કોથળીમાં ખાવાનો સામાન ભરેલો છે.

એક પંખો જોવા મળી રહ્યો છે બેનર પર સ્પેશિયલ લીંબુ મરી સેવ મળસે તેવું લખેલું છે.

વસ્તુઓમાં ક્રીમ પટ્ટા ખાવાની વસ્તુઓ અને ડોગ ફૂડ દેખાઈ રહ્યું છે.

ચિત્રમાં એક દુકાન દેખાય રહી છે દુકાનનું બોર્ડ લગાવેલું છે જેની પર માધવા પ્રીમિયમ ક્વોલિટી પ્રાકૃતિક માર્ટ લખેલુ છે.